બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 259 માં યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો વિશે છે
આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું કે યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો શું છે
યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડોમાં ઉપલબ્ધ વિભિન્ન વિકલ્પો શું છે
અને યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડોનો ઉપયોગ કરી બ્લેન્ડરને કેવી રીતે કસ્ટમાઇઝ કરવું
હું માનું છુ કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત એલિમેન્ટ વિષે ખબર છે જો નહિ તો અમારા પહેલાનાં ટ્યુટોરીયલનો સંદર્ભ લો બ્લેન્ડર ઈન્ટરફેસનું મૂળભૂત વર્ણન
બ્લેન્ડર ઈન્ટરફેસના ટોચે ડાબા ખૂણે Fileપર જાઓ
ફાઇલ ખોલવા માટેડાબુ ક્લિક કરો
અહી અમુક વિકલ્પો ની યાદી છે જે પહેલેથી જ બ્રાઉઝર અને ઇન્ફો પેનલ વિષેના ટ્યુટોરીયલમાં સમજાવેલ છે
યુઝર પ્રેફરન્સ પસંદ કરો
કીબોર્ડ શોર્ટ કટ માટે Ctrl Alt અને ઉ દબાવો
આ યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો છે
યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડોના ટોચના ડાબા ખૂણે ઇન્ટરફેસ પર જાઓ
આમાં બ્લેન્ડર ઇન્ટરફેસ ને કસ્ટમાઇઝ કરવા માટે ઘણા વિકલ્પો છે
મૂળભૂત જરૂરી વિકલ્પો પહેલાથી સક્રિય છે
ડિસ્પ્લે મિની axis3ડી વ્યુ ના નીચે ડાબા ખૂણા પર આવેલ મીની એક્સીસનું માપ નિયંત્રિત કરે છે
મૂળભૂત માપ 25 છે
હું બ્લેન્ડર ટ્યુટોરીયલ શ્રેણીમાં વધુ સારી રીતે જોવા માટે માપ 60નો ઉપયોગ કરું છુ
ચાલો હું સમજાવું
યુઝર preferencesવિન્ડો ને બંધ કરો
3ડી વ્યુના નીચે ડાબે ખૂણે આપણે મીની એક્સિસ જોઈ શકીએ છે
મીની એક્સિસ બ્લેન્ડર માં 3ડી સ્પેસ ના ગ્લોબલ ટ્રાન્સફોર્મ એક્સિસ રજૂ કરે છે
બ્લેન્ડર માં એનીમેટીગ કરતી વખતે આ ઉપયોગી છે
આપણે ગ્લોબલ અને લોકલ ટ્રાન્સફોર્મ વિષે પછીના ટ્યુટોરિયલ્સ માં વિગતવાર ચર્ચા કરીશું
યુજર પ્રીફ્રેન્સ વિન્ડો ખોલવા માટે Ctrl Alt અને ઉ દબાવો
રોટેટ અરાઉન્ડ સિલેક્શન સક્રિય કરો
આ તમને પસંદ કરેલ વસ્તુ ની કેન્દ્રની ફરતે ભ્રમણ કરાવશે
ચાલો જોઈએ આનો અર્થ શું છે
યુજર પ્રીફ્રેન્સ વિન્ડો બંધ કરો
3ડી વ્યુંમાં લેમ્પ પર જમણું ક્લિક કરો
માઉસ વ્હીલ અથવા મધ્યમ માઉસ બટન દબાવી અને પકડી રાખો અને તમારા માઉસને ખસેડો
આપણે પસંદ કરેલ વસ્તુની આસપાસ પરિભ્રમણ કરી રહ્યા છે
એજ રીતે કેમેરા પર જમણું ક્લિક કરો
માઉસ વ્હીલ અથવા મધ્યમ માઉસ બટન દબાવી અને પકડી તમારું માઉસ ફરવો
હવે આપણે કેમેરાની આજુબાજુ ફરી રહ્યા છે
યુઝર પ્રેફરન્સ ખોલવા માટે Ctrl Alt અને ઉ દબાવો
Editingપર ડાબું ક્લિક કરો
આ પેરામીટર્સ ધરાવે છે જે ઑબ્જેક્ટ એડિટિંગ મોડ અથવા એડિટિંગ મોડમાં બ્લેન્ડર ના વર્તનને પ્રતિબિંબિત કરે છે
ફરીથી મૂળભૂત વિકલ્પો ડિફોલ્ટ રીતે સક્રિય થયા છે
ગ્લોબલ ઉંડો અન્ડું સ્ટેપ્સ ની સંખ્યા વધાડે અથવા ઘટાડે છે જે એડીટીંગ કરતી વખતે જરૂરી હોય શકે છે
Inputપર ડાબું ક્લિક કરો
અહી આપણે બ્લેન્ડરમાં ઉપયોગી બધી જ કીબોર્ડ શોર્ટકટને કસ્ટમાઇઝ કરી શકીએ છે
બ્લેન્ડર માંEmulate 3 બટન mouseતે તમારા 2 બટન માઉસ ને 3 બટન માઉસ તરીકે બનાવશે
સિલેક્ટ withતમારા માઉસના સીલેકશન વિકલ્પોને જમણે થી ડાબી તરફ બદલી શકે છે
આ ડાબા હાથના ઉપયોગકર્તાઓ માટે ઉપયોગી છે
એમ્યુલેટ નંપાડ તમારા કીબોર્ડ પર નંબર કીઝ બનાવશે જે બ્લેન્ડર માં નંપાડ keysતરીકે વર્તન કરશે
આ લેપટોપ ઉપયોગકર્તાઓ માટે ઉપયોગી છે
જેના કીબોર્ડ પર અલગથી નમપેડ નથી
Add onsપર ડાબું ક્લિક કરો
આ બ્લેન્ડર માં પ્લગ ઇનસની યાદી સમાવે છે
Enabledપર ડાબું ક્લિક કરો
કેટલાક પ્લગ ઇનસ ડિફોલ્ટ રીતે સક્રિય થયેલ છે
અન્ય પ્લગઈન સંબંધિત વેબસાઇટથી સંસ્થાપિત કરી શકો છો
ઉદાહરણ તરીકે વાદળો બનાવવા માટે પ્લગઇન ઇન્સ્ટોલ કરો
Objectપર ડાબું ક્લિક કરો
ઓબ્જેક્ટ ક્લાઉડ જનરેટર આગળ આવેલા ત્રિકોણ પર ડાબું ક્લિક કરો લિંક ટીઓ wikiપર ડાબું ક્લિક કરો
આ લિંક આપણા ઇન્ટરનેટ બ્રાઉઝર પર એક વેબ પૃષ્ઠ ખોલે છે
હું ફાયરફોક્સ 309 ઇન્ટરનેટ બ્રાઉઝરનો ઉપયોગ કરી રહી છું
અહીં આપણે બ્લેન્ડર માટે ક્લાઉડ જનરેટર પ્લગઇન ડાઉનલોડ અને સંસ્થાપિત કરી શકીએ છે
ફક્ત આ પૃષ્ઠ પરના સૂચનોને અનુસરો
અહીં દર્શાવેલ પગલાંઓ બધા ઇન્ટરનેટ બ્રાઉઝર્સમાં સમાન હોય છે
Themeપર ડાબું ક્લિક કરો
અહીં તમે બ્લેન્ડર ઈન્ટરફેસની દરેક પેનલના રંગ બદલી શકો છો
ઉદાહરણ તરીકે Timelineપર ડાબું ક્લિક કરો
અહીં તમે કરન્ટ ફ્રેમ ઇન્ડિકેટર ગ્રિડ અને અન્ય તમામ વિશેષતાઓના રંગ જોઈ શકો છો
કરન્ટ ફ્રેમ ના આગળ લીલા બાર પર ક્લિક કરો
આ બ્લેન્ડર માં કલર મોડ વિન્ડો છે
અહીં લીલા વિસ્તાર પર સફેદ ડોટ કરન્ટ ફ્રેમ ઇન્ડિકેટર ના રંગને નિયંત્રિત કરે છે
હું તેને લાલથી બદલીશ
સફેદ ડોટ પર ડાબું ક્લિક કરો માઉસ પકડી રાખો અને લાલ વિસ્તાર તરફ ખેચો
ડાબું ક્લિક છોડી દો
નોંધ લો આરજીબી ની કિંમતો પણ કેવી રીતે બદલાઈ ગયેલ છે
આ રીતે આપણે અન્ય યાદી થયેલ વિકલ્પોના પણ રંગ બદલી શકીએ છે
Fileપર ડાબું ક્લિક કરો
આપણે આપણા સિસ્ટમ પર ફોન્ટ્સ ટેક્સચર્સ પ્લગઇન્સ રેન્ડર આઉટપુટ સ્ક્રિપ્ટ્સ સાઉન્ડ્સ વગેરે નું સ્થાન અહીં સેટ કરી શકીએ છે
ફોન્ટ માટે સ્થાન સેટ કરીએ
પ્રથમ લંબચોરસ બારની જમણી અંતે ફાઇલ આઇકોન પર ક્લિક કરો
ફાઇલ browserખુલે છે
મૂળભૂત રીતે આપણે લોકલ સી ડ્રાઈવ ડિરેક્ટરી અંદર છે
વિન્ડોઝ directoryપર ડાબું ક્લિક કરો
ફોન્ટ્સ પર નેવિગેટ કરો સ્ક્રીન ના ટોચ પર જમણા ખૂણામાં એક્સેપ્ટ પર ડાબું ક્લિક કરો
પ્રથમ લંબચોરસ બાર પર પાથ દ્રશ્યમાન થાય છે
બ્લેન્ડર હવે જાણે છે કે આપણા સિસ્ટમ પર ફોન્ટ્સ માટે ક્યાં શોધવું
તેજ રીતે બીજા રેક્ટેંગલ બારના જમણા અંતે fileઆઇકોન પર ડાબું ક્લિક કરો
ફરીથી ફાઇલ browserખુલે છે
હવે આપણે સિસ્ટમ પર ટેક્સચર્સ માટે સ્થાન નિર્ધારિત કરી શકીએ છે
જેવું આપણે ફોન્ટ માટે કર્યું હતું
શું થશે જો હું ટેક્સચર્સ માટે સ્થાન પસંદ કર્યા વગર આ ફાઈલ બ્રાઉઝરની બહાર નીકળી જાઉં
યુઝર પ્રેફરન્સ વિન્ડો પર પાછા જવા માટે સ્ક્રીનના ઉપર હેલ્પ આગળ આવેલ બેક ટીઓ પ્રિવિયસ પર ડાબું ક્લિક કરો
અહી બીજા લંબચોરસ બાર પર કોઈ પાથ દેખાતો નથી કારણ કે મેં કોઈને પસંદ કર્યું ન હતું
Systemપર ડાબું ક્લિક કરો
અહીં આપણે જે કમ્પ્યૂટરનો ઉપયોગ કરી રહ્યા છે તેની પ્રોપર્ટીસ અનુસાર બ્લેન્ડર સુયોજનો કસ્ટમાઇઝ કરી શકીએ છે
ડીપીઆઇ બ્લેન્ડર માં ડિસ્પ્લે માટે ફોન્ટ માપ અને રીઝોલ્યુશન બદલે છે
બ્લેન્ડર માં ડિફૉલ્ટ ડીપીઆઇ 72 છે
બ્લેન્ડર ટ્યુટોરિયલ્સની શ્રેણીમાં વધુ સારી રીતે જોવા માટે હું DPI90 નો ઉપયોગ કરી રહી છુ
નીચે ડાબા ખૂણા પર સવે એએસ ડિફોલ્ટ નો ઉપયોગ બ્લેન્ડર ઇન્ટરફેસ માં આપણાં કસ્ટમાઇઝ્ પરિવર્તનને સેવ કરવા માટે કરવામાં આવે છે
કીબોર્ડ શોર્ટકટ માટે CTRl અને ઉ દબાવો
તો આ યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો વિશે મૂળભૂત જાણકારી હતી
આ સિવાય અહી યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડોમાં અન્ય વિકલ્પો છે જેના વિશે આપણે અગાઉ ના ટ્યુટોરિયલ્સ માં ચર્ચા કરીશું
હવે કીબોર્ડ શૉર્ટકટનો ઉપયોગ કરીને બ્લેન્ડર માં યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો ખોલવાનો પ્રયાસ કરો
પછી રોટેટ અરાઉન્ડ સિલેક્શન નો ઉપયોગ કરી 3ડી વ્યુંમાં ક્યુબ ને રોટેશન નું કેન્દ્ર બનાવો
બ્લેન્ડર માટે ક્લાઉડ જનરેટર પ્લગ ઇન સંસ્થાપિત કરો
ટાઈમ લાઈન માં કરન્ટ ફ્રેમ ઈન્ડીકેટર નો રંગ બદલો અને આપણા કોમ્પ્યુટર પર રેન્ડર આઉટ પુટ માટે સ્થાન સુયોજિત કરો
યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો પરનું આ ટ્યુટોરીયલ અહી સમાપ્ત થાય છે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
જોડાવા બદ્દલ આભાર
આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું જ્યોતી સોલંકી વિદાય લઉં છું